આ ફોટો એક ટેટુ સ્ટુડિયો નો છે ઇન્સર્ટ અહીં લોકો ટેટુ દોરાવા આવે છે.

અંદરની સાઇડથી કાંક આવતું હોય અંદર એવું લાગે છે.

અહીં આ ભાઈ એક સિવિલ એન્જિનિયર છે જોઈને જ દેખાય છે જેને ગ્રીન કલર નો ઉપર કોટ પહેર્યો છે.

આ એક જાતનું આ મારા ખ્યાલથી રહેવા માટેનું સ્થળ છે જ્યાં લોકો રહે છે.

અહીં આ એક ફરવાની જગ્યા ઐતિહાસિક જગ્યા દેખાય રહી છે સામે એક મંદિર જેવુ લાગે છે.

અહિયે ઘણા બધી આપણને વસ્તુઓ જોવા મડી છે જાઇ છે આ જમની બાજુએ આપણને છોકરાઓ માટે જેન્ટ્સ માટેના ઘણા બધા ટીશર્ટ છે લોવર બધુજ--

એક સ્ટેજ ગોઠવેલુ છે આજુ બાજુ માણસને બેસવા માટેની જગ્યા આપેલી છે.

જોવામાં ખુબજ સારી છે તમારે તમારા લગન કરવા હોઇ તોહ તમે આવી રીતે કરી શકો છો.

પરંતુ જે ફોટોગ્રાફી નું જે લેવલ છે એકદમ જોરદાર સેલ્યુટ છે બોસ ને.

છે મીન્સ આ એક ડિસ્ટ્રિક્ટ કોર્ટેજ છે જેમાં ઘણી બધી નીચે--

આ ફોટો એક કલાકારનો છે જે નૃત્ય પ્રદર્શન કરી રહ્યો છે જેમનુ મોઢુ સ્વરછ રીતે દેખાઈ નથી રહ્યુ પણ તેમના પહેરવેશે તે ગુજરાતી કલાકાર જેવા લાગે છે.

બારથી જોઇ શકાય છે થોડુ ઓલી ટાઇપ પોસ્ટ ઑફિસ છે લાલ કલર નુ.

આ ફોટો એક કેફે નો છે બાર એક વ્યક્તિ ઉભો છે જેમનું મોઢું આમ સ્વચ્છતાથી નઇ દેખાય રહ્યું.

અહીં જે આ ફોટો છે તે એક નદી નો છે વરસાદ પછી લીલોતરી આમ ચઢી ઉઠી છે.

આ ફોટામાં માછલીની વાત કરવામાં આવે છે માછલીનો સંગ્રહાલય એવું કંઈ હશે જેમાં બ્લુ વેલ કરીને--

આ ફોટો જોવાથી કદાચ લાગે છે કે આ એક શો શોપીસ ની દુકાન હોય.

આ એક નદીમાં તરતી બોટ વહાણ કંઈએ ને આપણે એનુ દ્રશ્ય--